ઉદીપક દ્વારા જોડાણ થાય છે અતિયનત થાય રાત્રે એવા અત્યંત સાચી જ પાચન ક્રિયાના અભ્યાસ કરતા અનેક પ્રયોગો કરી અભિસંધાન સમજાયું અભિસંધાન પરંપરાગત હવા કે રાત્રિય અભિસંધાન અથવા રોજ અભિસંધાન તરીકે ઓળખાય છે. અભીસંધિત ઉદીપક તે તે ઉદીપક કુદરતી અને સમાન પ્રતિક્રિયા માટે જવાબદાર હોય અને ઉદીપક કહેવામાં આવે છે પાવલો ના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કર્યો ની સાથે સ્વાભાવિક રીતે કુતરાના મોમાં લાળ આવે છે લાળ તે આવ્યા અન અન અભી અભીસંગીત પ્રતિક્રિયા ઓ પસંદ કરવા માટે જવાબદાર હોય છે કે જે અન અભીસંગીત કહેવામાં આવે છે આ ખોરાક અંજન તે ઉદીપક તે છે અન્સંબધીત પ્રતિકિયા કોઈ પણ પ્રકાર ના જોડાણ ક્ષન અભીસંધાન થયા તેના પ્રતિક્રિયા જોવા મળે છે પ્રતિક્રિયા સંબધિત આ પ્રકાર ની પ્રતિક્રિયા જ્યાં કોઈપણ પ્રકારના જોડાણ અને જોડાણ અને શિક્ષણ વગર જોડાણ વગર જોવા મળતી પ્રતિક્રિયા ને અન્ય અભીસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં સ્વાભાવિક રેતે ઉદીપક

સામે ખોરાક રજુ કરો છો કરતા ને સાથે કુતરાના મોમાં લાળ લાળ જરવાની સ્વાભાવિક રીતે જોવા મળે છે અન અભીસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. અન અભીસંધિત અભીસંધિત હું અનુસંધિત સાથે વારંમવાર કરવાનું કરવાથી પ્રતિક્રિયા ની કેવી રીતે ઉત્પન થાય ઉત્પન કરવી તે ઉદીપક ને અનુસંધિત ઉદીપક કહેવામાં આવે છે પાઉલો ના પ્રયોગો માં તેની સામે ખોરાક રજુ કરતા વારંવાર ધટાડી ને એટલું કરવાથી સાવ ઘંટડી નો અવાજ અવાજ સંભાળતો સાંભળવાની સાથે જ કુતરાના મોમાં લાળ જરવાથી પ્રતિક્રિયા થાય છે ખરેખર તો લાળ જર્વાથી પ્રતિક્રિયા ખોરાક ખોરાક ની રજુયાત થી જોવા મળતી મળી ને ઘંટડી નો અવાજ સાંભળી ને સાથેજ ખોરાક મળે છે લાળ જર્વાથી પ્રતિક્રિયા થાય છે આમ સમગ્ર ઘટના માં કુતરાને મળેલ શિક્ષણ પર નિર્દેશ કરે છે અનુસંધિત પ્રતિક્રિયા તમારા શબ્દો પોતાની જાતે છોડી દે છે તમે કદાચ તમે જે શબ્દો દરરોજ ઉપયોગ કરો છો તેના વિશે તમે છેલ્લે વિચાર્યું હતું અને પરેશાન કરવા માટેની કેટલીક માથાકૂટ તમે કદાચ એમ વિચારશો કે શબ્દો વિશે એટલી બધી ઘટમાળ શા માટે? એનો ઉત્તર સહેલો છે આપણે કદાચ જાણતા નથી કે પરંતુ શબ્દો માં અસાધારણ શક્તિ રહેલી હોય છે શબ્દો ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે તક નો નાશ કરી શકે છે અથવા જે છે તે સિધ્ધી જાળવી રાખે છે તમારા શબ્દો તમારી માન્યતાઓ મુજબ રહે છે અને તમારી માન્યતાઓ તમારી વાસ્તવિકતા મુજબ કરે છે આખી process ને આ રીતે દર્શાવી શકાય વિચારો શબ્દો માં નેતાઓ કાર્યો અને પ્રેરણાંઓ એ આ રીતે કામ કરે છે તો તોમ નામનો માણસ આમ વિચારે છે સેલ્સના કામમાં હું નકામો જ છું આ વિચારથી એક એક જ વખત નથી મરતો એના મનમાં સતત આ વિચાર પડયા કરે છે એના જીવનમાં કદાચ હજારો વખત આવો આવો જ વિચાર કરે છે એ પછી તોમના આ વિચારોને મજબૂત કરે એવ શબ્દોનો ઉપયોગ કરવા લાગે છે એ એના મિત્રો સાથે શેર કરે છે સેલ્સ માં મારૂ કામ ણય નવાં-નવાં ગ્રાહકો શોધવા એમની સાથે મથપચ્ચી કરવી એમેને આપણી products વેચવી આ બધુ બોવ કંટાળો આવે છે અહી પણ આ શબ્દો એ વારંવાર ઉપયોગ પોતાની જાત સાથે અને અન્ય સાથે વાતચીત તેઓ પ્રત્યે કરે છે આવા શબ્દોનો ઉપયોગ ઉપયોગ કરવાથી એને ખબર પણ ન પડે કે તે રીતે જેથી વધુ માન્યતા વધુ ન ભ્રષ્ટ થય જાય છે એની આ negative માન્યતા સેલ્સ માં સફળતા મેળવતા રોકે છે તો કઈ રીતે ચેરેટોમ નો માણતો હતો કે સેલ્સ માં સફળતા મેળવવી સારા એવ પૈસા કમાવી શકે ત્યારે તે એવા કોઈપણ પગલાં માં કોઈ પણ પગલાં ભરવાનો નથી તે જે સફળતા તરફ લઈ જાય ચેરીટોમને પરિણામો એવા જ મળવાના આથી વધુ ખરાબ બનતી કારણ કે એમને વધુ negative વિચારો કરે છે nagative શબ્દોથી વાત ને શોધવાનું ચાલુ રાખે છે એના પોતાના વિચારની negative માન્યતાને મજબૂત કરવા ઘડતો રહે છે અને એમને વધુ negative પ્રેરણા પણ મળે છે આ એક વિષ ને ઘડે છે પેલેથી કીધું હોત તો ok જો ટોમ positive વિચારો કરવા માંડ્યો હોત તો આ આખી process ને આમ positive આવ્યો હોત કારણ કે positive વિચારો પછી positive શબ્દો positive માન્યતાઓ positive કાર્યો થયા હોય. આ બધા ના થયા પોતાના સવાલો ના લીધે પ્રેરણા માં પણ positive મળ્યા હોત હું એમ કહેવા માંગુ છું કે ક્રિયામાં શબ્દોનું મહત્વ ઓછું ન આપશો જે લોકો પોતાને negative શબ્દોનું પોષણ આપે છે એમનો attitude negative થય જાય છે કોઈ natural નથી જેવુ કાર્ય તેવું પરિણામ સતત negative શબ્દોનો ઉપયોગ કરીને તમને તમે શ્રેષ્ઠ સિધ્ધીઓ મેળવી શકો નય કારણ કે negative શબ્દો મોટી મહેચ્છાઓ ને જન્મ આપે છે અને અંતે તેઓ મને negative પરિણામો તરફ લઈ જાય છે તમારા ઘર માં કોઈ પણ કોઈ પણ પ્રકાર ના repairing માટે તમે મને ણય બોલાવો ઘરમાં કોઈ પણ જાતના repairing ની વાત આવે કે તુરંત હું ગભરાય જાવ છુ નળ બદલવાનો હોય કે ટોઇલેટ ની ટાકીની રબ્બર ઠીક કરવાની હોય પછી કે કઈક સુથારી કામ કરવાનું હોય હું કદાચ mount everest સર કરી શકું પણ આ કામ નય કરી શકું દસ ટકા wiring કરવાનું છે sorry મને નય ફાવે જયારે પણ કોઈ intruption chip નો ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ મારી સંખ્યા આ તરફ થાય છે મારી આદત ત્યારે સુપરમેન જેવી થઈ જાય છે જેની સાથે અથડાઈને બંધુક ની ગોળીઓ કાચી પડે છે પરંતુ જ્યાં વિકટોમ નામના પદાર્થનો ઉપયોગ થાય છે ત્યાં તે ખલ્લાદ સુપરમેન હીરો માઠી જીરો થઇ જાય છે કોઈ inspector chief નો સામનો કરવાનો થાય ત્યારે મારી પણ આ જ હાલત થઈ જાય છે એના તરફ જોવું પણ મારા માટે સમય નો બગાડ છે હું એને કઈક સમજાવવા બોલી શકતો નથી એટલે હું એને બધુ એની બધુ મૂકીને મારી પત્ની ઉપડું છું એના માટે હું ડાબા હાથનો ખેલ છું હું કોઈપણ પ્રકાર ના repairing માં આવું નકામું કેવી રીતે બન્યું એ હું જાણું છુ એમ હું સાવ ડોબો પણ નથી સરેરાશ બુધ્ધિ તો હું પણ રાખું છું

કે machanic ની બાબતો માં હું ટચ મને કશું repair કરતાં આવડતું નથી અને આ negative શબ્દો ચાલીસ વર્ષોથી હું ખુદ મારા મોઢે વાપરતો હોવાથી મારી એક મજબૂત negative સોચ થઈ ગઈ છે કે હું પણ કોઈ પણ જાતનું repairing કરી શકતો એમ નથી મે જોયું કે શબ્દો ના ઉપયોગ માં કાળજી ન રાખનાર કાળજી ન રાખવાથી મારે મારી જાતને જે આ પરિસ્થિતીઊભી કરી છે subject એ છે કે positive શબ્દોનો ઉપયોગ શરૂ કરીને મે આ ક્રિકેટ પ્લેટ પલટાવી નાખી છે નાટા સંસ્થા ન કરી પરમ સંસ્થાના બોથક મુખ્ય કેન ફિલિપ્સ એક લેખક એક લેખક મે પરસો વાચેલો હતો કેન ફિલિપ્સ માં ડોક્ટર વેરાવત છે અને બ્રહ્માંડ માથી આવતા રેડિયસ સિમરો વિજ્ઞાન શોધખોળો કરે તેવું એક સોફ્ટવેર તે વખત અમુક સો રહ્યા હતા કેન ને થોડી થોડી તકલીફ છે તેઓ અને તેઓનું કઈ રીતે હોર્ન હોય છે એ જો થોડું અવગણ રૂપ અથવા અથવા હમણાં નિકોલ હકીકત માં candidate સારી એક તકલીફ થઈ છે અર્થાત શરૂઆત માં ક્યારેક થતું વ્યક્તિ ને અરબીન માથાનો દુખાવો જી હા હા એ સાચું છે કે

પોતાની blind પોતાની blindness ને મજબૂત નથી બનાવતા એ તમારા માટે તેઓ industuries ત્યાંના લોકો ઘટકો પણ વધારે કામ કરે અને હાલમાં કયા અવરોધોનો સામનો કરી રહ્યા છે જો તમે તો એનો ફક્ત થોડી અવગણ કે નાની એવી તકલીફમાં ભાગ લેવા લાગે તો તમે કેટલાક સંતાડીને લઈ જાવ તમારા ભૂલ તરફ તમને કોઈ positive શબ્દોનો મહત્વ હોય છે હું

તમને ડર લાગતો હશે કે તમે તમારા કોઈક વિશે બીજાઓને કેતા હો તો તેઓ તમને ફેકઉ બનવા લાગશે તેવો કદાચ તમારા પર ત્રાસદે હશે ખુંખાર આ બાબતમાં એક બે નવ દસ ન કરવો

હું કોઈક કડક નિયમો નથી તમને જે ફાવે તે તે સમયે પૂછી શકો છો પેલા તો positive self talk નો બને તેટલો વધુ ઉપયોગ કરવો તેટલી વખતે જેટલું વધુ વખત કરો એટલું વધુ સારું છે કારણ કે એનાથી બીજી કોઈ તો તમારી વાત પર comment કરતાં હોય છે કે નથી જેટલું વધુ વખત તમે positive શબ્દો સાંભળશો એટલા એ જ એટલે તમારા સંકૂચન mind માં વધુ એ વધુ ઊંડા ઉતરતા જાશે બીજા લોકોના તમારા ભૂલ વિશે કેવું કે ના કેવું જે મુદ્દો તપાસવા જેવુ છે

તમારે હવા કાઢવાની જરૂર છે કે પછી છોડ દે આ આવા negative લોકો એમના જીવનમાં કશું ઉખાડી શકયા હોત કે નથી તેમના કોઈ હોશ કે સપના હોટ નથી અને બીજા લોકો સફળ થાય તે ઇચ્છતા હોતા નથી આમ છતાં અમુક લોકો અમુક સમયે બીજાઓને તમારા goal વિશે કેવામાં ફાયદો પણ થાય છે પહેલા તો ખામી કહો કે તમે તેમના goals કે જેને તમારા goals વિશે કહેવાના છો તે વયક્તિ ખૂબ positive છે અને તમને ટેકો આપે છે આ એવી વ્યક્તિ હશે કે જે તમે તમારા goals વિશે સિધ્ધ કરશો અને random ખૂબ થશે અને suppose તમે અહિયાં થી બનતી બીજી જ કોઈ મદદ કરશે એ કોઈ મોટા સાહિત્ય કાર પણ હોય શકે કે પછી તમારા કુટુંબનું કોઈ પણ સભ્ય તે મહત્વનું છે કે તે પ્રેરક માટે અવાર નવાર લોકોને તમારા stock ની વાત કરો દા. ત. sales manager આ વર્ષે એની કંપનીમાં sales stock માં વીશ ટકા વધારો કરવા માંગતા હોય તો એને એના staff ના દરેક સભ્યને આ વાત કેવી જોઈએ તો દરેક જણ આ goal સિધ્ધ કરવાનો પ્રયત્ન કરશે હું તમને સ્પષ્ટ કહી રહ્યો હતો કે તમારા goals તરફ જવા માટે સ્પષ્ટ શબ્દ નો ઉપયોગ કરો જો કે આનો અર્થ એવો નથી કે તમારા રસ્તા માં આવતાં અવરોધો ની તમે અવગણના જ કરો કે પછી બીજા લોકો ને પરથી પ્રેરણા ન મેળવો કે કોઈ પણ નવા goal પોત પોતાની મનસ્થા કરતાં પહેલા રસ્તામાં જે કઈ આવવાનું હોય તેના માટે તૈયારી કરો અંગત રીતે હું માનું છું કે જે વ્યક્તિ positive હોય એની self respect કરવી એવી વ્યક્તિ કે જેને feedback માં આવવાની મુશ્કેલીઓ દૂર કરવા માટે criatives reason હોય વધુ માં હું મારા ક્લાસ ફક્ત એવા લોકો સાથે suggest કરીશ જેઓ તેમાં વિષય અંગેની બુધ્ધિ અંગેની વિનય આપવાની જણાવતા હોય તમને તમારો positive business grow કરવા માંગતા હો તો તે તમારા કાકા સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી જેને આખી જિંદગી નોકરી જ કરી હોય અને એનાથી negative વિચારો જણાવતા હોય

સંઘ ની preparation કરતા હોય આમ તો લગભગ એવું હોય કે છેલ્લા બે ત્રણ વર્ષથી ની બુક ની follow કરતા હતી એનો મતલબ એ થયો કે તમારા topic હોય છે એ બધા જ topic ને તમે CBSE book માં બનો જ હતો પણ કયા તો અભિચા ને કઈ રીતે ઉપયોગ કરવાનો બરાબર કેટલો detail માં example પૂછાઇ શકે કઈ રીતે તમે એને call કરી શકો એના માટે દરેક જ topic નો તમારી પાસે સો ટક્કા હોવું જોઈએ તો સૌથી પહેલા આપણે દરેક chapter દરેક topic નો shortcut dicuss કરે તો ત્યાર પછી MCQ ની practice કરવાની છે જ્યાં સુધી તમારો chapter complete ના થાય ત્યાં સુધી તમારે MCQ કરવાના નથી કારણ કે જો તમે topic clear કર્યા વગર Direct MCQ જોશો તો hundred percent તમારે confuse થશો તો સૌથી પેહલા માં પેહલા ઘન અવસ્થા એકદમ simple છે સૌથી પહેલો કામ મારે શું કરવાનો છે તો સૌથી પહેલામાં પહેલા મને એક ઘન પદાર્થ વિશે માહિતી હોવી જોઈએ સીઆરપીએફમાં પુછાય શકે તો આમાં શું છે સૌથી પહેલું લખો છો કે આનો પરમાણુની ગોઠવણી વ્યવસ્થિત બરાબર છે બીજા number ની અંદર શું યાદ રાખવાનો તો કે ભાઈ shortcut આગળ ત્રીજા number માં તો ગલન એન્થાલ્પી પણ ચોક્કસ હોય ચોથા number માં શું યાદ રાખવાનું

કોઠાની સમાન હશે અને જ્યારે તમે એને ચાકકુ ને કાપો તો જે બાર બાર નીકળતાંય એ mood બાર ભી હોંશે ત્યાર પછી હું લખું છું અને છેલ્લા number ની અંદર ઉદાહરણમાં લખો જોબ દ્વારા તો મને એમસીક્યુમાં પૂછશે કે નીચેનામાંથી કઈ માહિતી લાગુ પડતી નથી તો simple example કામ લાગી શકે હવે બીજા number ની અંદર ફટીક પછીનો topic મારે કરવાનો છે આ ફટીક મેં ચલો આ ફટીક મેંઘન પદાર્થ તો પ્રહલાદ number ની અંદર શું આવશે ને અનુ પરમાણુની ગોઠવણી અનુ પરમાણુની ગોઠવણી તેવા નથી તમે જે આનો પરમાણુની ગોઠવણી કરતો એક સંપૂર્ણ વ્યવસ્થિત નહીં હોય બીજા number ની અંદર આકાર ચોક્કસ હોતો નથી તમને બધાને ખબર છે આ ફાટિક મહિનો મતલબ આકાર ચૌઉક્તં ના હોય ત્રીજા number માં હું કહી શકું Okay આપ ઘન પદાર્થ શું હોય અથવા અતીત પદાર્થ કહી શકો ચોથા number ની અંદર લખે બરાબર ત્યાં સાંભળજો PF PF માં મને કામ લાગે શકે ચોથા number ની અંદર બરાબર કામ લાગે શકે નથી બરાબર એટલે ગમે તે ભાગનું temperature ગમે તેટલો હોઈ શકે એવું છે

બરાબર છે અને જેટલા બી plastic પદાર્થો છે આ બધા ને તો કહી શકો આ સ્ફટિકમાં ઘ પદાર્થ

iron હી ના ઘણ પદાર્થ તો અહીંયા કરું મારી લેખી બિંદુ તરીકે શું હશે તો અહીંયા ઘણ પદાર્થ માં iron હું હોય બીજા number ની અંદર એમાં આકર્ષણ બળ કયું હશે તો કુલમ ભી આકર્ષણ બળ અને ઋણ વીજભારિતઅસર કરતા હોય ત્રીજા number માં મને કોઈ પૂછે એનો ઉદાહરણ તો iron ની ઘણ ની અંદર iron નું વાળું ઉદાહરણ લખી શકું પછી ચોથા number ની અંદર મને હું પૂછે કી એના ગગન બિંદુ કેહવા આશે તો iron ની ઘન પદાર્થના ઊંચા પછી મને કોઈ પૂછે વાહ કાકાતો અહીંયા કરી લખો છો ઘણ સ્થિતિ માં અવાહક જ્યારે ચલી યા દ્રાવણ જલીય દ્રાવણ કેવું હશે શું વાહક છુટા પડતા હશે એટલે સુવાહક થઈ જશે ત્યાર પછી બીજા number નો ઘન પદાર્થ જેનું નામ છે ધાત્વિક ઘન પદાર્થમાં શું હશે તો સ્થાનાંતરિત electron અથવા બીજ તેની કૃત electron બંધ કયો અસ્તિત તો કરી બંદ ઉદાહરણમાં સુ આવે તો જિમ કો copper aluminium silver maagnesium color બિંદુ કેવા હશે તો iron ની સરખા ની નો થોડા ઊંચા હશે ઊંચા ને વિદ્યુતના કેવા હશે શું સ્વાહ ત્રીજા number માં discussion કરીશું એનું નામ છે જાડીદાર ઘન પદાર્થમાં તમે શું કહી શકો દર પ્રયોજક ઘણ પદાર્થ ચલો આવે અને અંદર કોણ અસે તો ઘણ પદાર્થ સંયોજક અસે તો તો પરમાણુ આર્થિક દર આવે એમની વચ્ચે સહસંયોજક બંધ હશે પછી મને કોઈ ઉદાહરણ પૂછે તો ઉદાહરણમાં કોણ આવશે તો હું અહીંયા આગળ લખું છું પછી silicon carbon પાછો ઇરોડ પછી લખો ચો graphite આવી અને કેવા હશે તો ઊંચા હશે iron લિયા ના દસવીક ના પ્રમાણ હું થાય iron ના કરતા વધારે દસવીક ના શે ભવન શું હશે બધું ઊંચા

ક્યારે ટ્રિફાઇડ એટલો ઉંટમાં વિદ્યુત ને શું હશે સુવાહક ત્યાર પછી મારે ચોથા number માં જે discussion કરવાનો છે એને કહેવાય આનવીય ઘન પદાર્થ ચલો આણ્વીય ઘણ પદાર્થ માં શું હશે તો એનું અસ્તિત્વ ડરાવતા હશે સૌથી પહેલું મારું આકર્ષણ બળ તો અહીંયા આગળ મારું આકર્ષણ બળ અસે ળરુવીય જેને હો અહીંયા ગલિયા ઉભી નાકે શકો વિકસિત પણ બળ પછી બીજા number ની અંદર ને જે લખો છો તે દીદૃવિય દીદૃવિય આકર્ષણ બળ હશે અને

ઘણ આવશે પાટી ત્રિયા ઘણ આવશે carbon આવશે neon આવશે CO two chloride આવશે જ્યાં દી દ્રવ્ય દી દ્રવ્ય ની ચર્ચા કરશો તે માં આ સિઆલ આવશે ammonia આવશે SO two આવશે પછી જયારે hydrogen બંદની ચર્ચા કરો તો તો એમાં મારો ઉદાહરણ આવશે બરફ બ્રહ્ન ને hydrogen સ્લોજન બંદિત પદાર્થ કહેવાય યાર પછી discussion કરી છે ગમન બિંદુ બરાબર છે તો ગમન બિંદુ તરની ત્રણ માં કેહવા આશે નીચા પછી

ઉષ્મા અને વિદ્યુતના બિલકુલ વાહન કરી શકશો નહિ એને આ મારો આણ્વીય કાં પદાર્થ કેસી આયો ચલો આવે મને discussison કોના વિષે કરવાનું છે તો બીજા number માં જે discussion કરવાનું છે એનું નામ કે ઘણ પદાર્થો ગોઠવણી ને આધારે વર્ગીકરણ ચલો ગોઠવણી ને આધારે મને વર્ગીકરણ કરવું છે તો સૌથી પેહલો ઘણ પદાર્થ છે ઝીણું નામ છે પાડું ઘણ બીજા number ના છે જેનું નામ છે એકતરાગોનલ ત્રીજા number નું છે એનું નામ છે ઓર્થોરોહમ્બિક ચોથા number ની યાદ રાખી થા મોનુ ફૂલી ની અને પંચવા number માં યાદ રાખીવજા slide કેની જો તમને બધા યાદ રાખવા જે પણ બધા ભૂલી જોશો અને જગ્યા હું કામ કરી છે જુવે જોવો જે થઈ એમાં થી particular ની કોઈ path ની પકડી દો જે નું સાંધા ઘણ ની ચર્ચા કરો દેઆર નથી જો જો આધાર ની લંબાઈ આ મારું અક્ષીય ખૂણો અને એમાં પછી આવશે ઉદાહરણ મને એક મિનિટ માં ખબર પડી જાય કે સાંધા ઘણ માં બે બરાબર બે બરાબર તિન પચ્યું એક ને cut કરો પછી ડીયુ ને cut કરો અને એ પણ તમારો monoclinic ને કઈ clinic છે monoclinic માં અને triclinic માં એ જાવશે જો અપાત્ર મેં ક્રમ માં યાદ રાખીને તો તે તો મારી simple કામ કઈ જાણો એ મારો ખૂણો alpha બર્બર beta બરાબર gama બરાબર ninety degree એમાં પણ alpha બર્બર beta બરાબર gama બરાબર ninety એમાં પણ alpha બરાબર beta બરાબર gamma બરાબર ninety એમાં એક વખત દવાખાના માં બસો તો તમારો એક ખૂણો ninety degree નો નહિ રહે અને જ્યારે તમે ત્રણ વખત કેટલે દવાખાનું જાસો તો ત્રણ ની ખૂણા ninety degree માં લેયી તો simple મળે થયી જયો જો સાંધા ઘણ નો ઉદાહરણ છે Na પિયા મને જિમ કો પછી extra zonal માં કી બોલાવા એને ટીઆઈ હોતો આવશે પછી સબલિત તીન આવશે પછી એસ્ટ્રેન આવશે બરાબર હા તિન વાર આયો પાછો ઓર્થોરહોમ્બિક રહોમ્બિક બુનો એટલે એમાં રહોમ્બિક sulphur આવેતે એનો free પણ માં આવે four પણ માં આવે યાર પછી monoclinic monoclinic sulphur ને triclinic sulphur અને monoclinic બોલો તેમાં monoclinic sulphur તો આવશે સાથી પાસે sulphur મારું Na two ઇનપુટ NH four આવશે જ્યારે triclinic બોલો ત્યાં માં આવશે copper sulphate બીજા number માં H threeGO three ત્રીજા number માં એચ ઓ તે કેવી કહેવાય ઘણી આ તે મને ઉપયોગી બને છે ત્યાં કોટ્ર્ક ની અંદર જેમાં પાંચ ને પકડી નયો ને તો બાકી ના ત્રણ મને easily યાદ રહી જાવ શે ચલો એના પછી મારે discussion જેનો વિષે કાર્વરનું છે તો એમાં જો continue લેવું જયો શો income core થયો પરમાણુ ચલો કયાં કામ કો જે ભી ટાર કેટલા પરમાણુ હોય શકે એનું મારે discussion કરવાનું છે તો સૌથી પેહલા હોય મારે સાથી સાધો ઘણ ટાર સાંધા ઘણ માં આઠ ગુના ગુણ્યાં એક કરત માં પરમાણુ પ્રતિ એકક્મ કોટ એનો મતલબ છે સાંધા ઘણ ની રચના માં માત્રા ને માત્રા એકચ કરવાનું હોય પછી બીજા નંબર માટે અંતઃ કેન્દ્રિત ઘણ ચલો એને આપણે કહીએ છે સીસીસી ઔર બીસીસી માં આઠ ગુણ્યાં ખૂણા પર એક કપ પરમાણુ હશે અને એક પરમાણુ અંતઃ કેન્દ્રિત થશે ફૂલ પરમાણુ બીસીસી માં કેટલા આવશે બે ત્રીજા number માં મને કોઈ છે ફલક કેન્દ્રિત ઘણ તેને હું સીસી કહું છો ચલો એફસીસી માં ખૂણા પર તો તમારો એક પરમાણુ હોય પણ મારી પાસે એફસીસી માં છ ફલક હોય એક દુટયુંશ પરમાણુ પ્રતીક એકમ કોષ આયી અગણીત total ફલક કેન્દ્રિત માં કેટલા પરમાણુ આવશે ચાર પરમાણુ સાદા ઘનમાં એક આવતામાં બે આવશે અને પલકમાં ચાર આવશે discussion પણ જ્યારે હું ઘનની ચર્ચા કરો તો તમને ખબર છે એક ડબ્બામાં અનેક કદના તમામ ગોળા લઇ જે પ્રકારે પ્રથમ સ્તરની ગોઠવણી કરો એવા અનેક તારો એકબીજાના સંપર્કમાં હોય તો સૌથી પહેલામાં પહેલો પ્રશ્ન મને કોઈ પૂછે થપ્પી વાત કહી તો સાંધા ઘણ માં શક્તિ ની પાસ આવશે બીજા number માં મને કોઈ પૂછે સંપર્ક આ કેટલો થશે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ જબરદસ્ત આવશે મારો છ પછી મને કોઈ પ્રશ્ન પૂછી એકચ અંતર ના ગોડા તમને ખબર પડવી જોઈએ કે એક કેટલા ગોળા આવશે ચાર પછી ઉપરના સ્તર ના ગોળા મને કોઈ પૂછે તો એ પોકાર હશે નીચે ના ગોળા પૂછે તો એક અચ્છી મને પૂછે પ્રાપ્તિયો કદ નોતો પ્રાપ્તિઓ કદ નો વિસ્તાર આવશે one point છત્રીસ ટક્કા

તો બીજા number ની અંદર આવશે અંતઃ કેન્દ્રિત ઘણ ચાલો જેને આપણે કહીએ છે ચાર ગુના એક બીજાને પરસે નહીં એ રીતે એકબીજાથી થોડેક દૂર આવેલા હોય હવે એના પર બીજા ઘોડાનો સ્થર મુકો ને ત્યારે પ્રથમ વિસ્તારના ગોળાનો પુનરાવર્તન કર શે તો એનો મતલબ એ થયો આ પ્રથમ સ્થર ના ચાર કોડા એક બીજાથી દૂર એની વચ્ચે બીજા સ્થળનો કોડો બીજા કોડા હાય રીતિ કહ્યું તો એ મારી thirteen બે ટક્કા આવશે તો અશક્તિ ની બળ ચલો already તમે B ed માં તો આગળ શિકેલા શે આ તમારો fast tag revision થઈ જાય બીજા નંબરમાં મને કોઈ પૂછે કોડાનો સવર્ગ આંક કેટલો ગોળાનો સવર્ગાંક આઠ મને કોઈ કરના ગોળા પૂછે તો એક સ્તર ના ગોળા લખો શો zero કઈ રીતે zero પંચાણમાં ટક્કા માં એક પણ નહિ હોય પછી મને કોઈ પૂછે ઉતના સ્તર ના ગોળા તો ઊચલા સ્તર ના ચાર નીચલા સ્તર ના ગોળા તો નીચલા સ્તર ના ગોળા પણ ચાર અસે કઈ મને ખબર છે પ્રાપ્ત્ય કે બનો રૂખી નો વિસ્તાર ટાર કેટલા ટક્કા વિસ્તાર રોકે તો અડસઠ ટક્કા અને મને કોઈ પૂછે ખાલી વિસ્તાર કેટલો બત્રીસ ટક્કા ચાર ચલો ચાર પછી મને બીજા number ના જે બનવાનું છે એનો નામ છે અલખ કેન્દ્રીત ઘણ જેને કહેવાય axis c તો પ્રથમ સ્તર ના ત્રણ ગુણ એક બીજા ને કરશે નહિ એ રીતે એક બીજા થી આ રીતે જોડા લાવાય અને એના માધ્ય માં જે જગ્યા છે હમાં મારે ગોરો મુખવાનો છે ચલો મેં ગોરો મુખી દીતો એના સ્તર માં છ ગુના અસે આકૃતિ ને બ્યાનતી જો જો અને જ્યારે અને ત્રીજો ઉત્તર મુખી નેત્યારે ત્રીજા ગોળના ગોળા ની ગોઠા અની થશે તે ત્યાં પ્રકાર ની અસે આવ્યો લઈ મને દેખાઈ શે બન્ને સારા લાધા લાગશે અને a કહું અને b કહું અને c કહું તાઈ આગળી મારે થપ્પી ની વાત આવશે abc abc બીજા નંબર માં આવશે ગોળા નો cover ના કેટલો તો ગોળા ને cover ના આવશે બાર કઈ રીતે બાર આવશે તો એકચ સ્તર ના ગોળા મને કોઈ પૂછે તો છ કઈ રીતે એક સ્તર ના છ ગોળા આવશે ચાલો દિખાય છે મધ્યની ગોળા ની તર છ ગોળા છે પછી મને પૂછે ઊચલા સ્તર ના ગોળા તો ઊચલા સ્તર ના ત્રણ ગોળા નીચલા

ચલો આવી મને discussion કોના વિષે કરવાનું છે આ ત્રણ એક્સપેર હી ન્યારી છે જે તમે કદાચ કુપડાય ના ટબરી હોય પણ હમતી તને કુરુચિ શક્ય બેટાય sons નો મતલબ શું છે તને ચિલ્લા ત્રીસ બરસ માં paper કરી નાખો ને તો ભી એ જરૂરી નથી ત્યાંથી custom સુજાય જેટલા topic છે એ બધા topic વિષે મને knowledge હોવું જોઈએ જો એ knowledge અસે તો hundred percent તમને આવશે તર શાધા ઘણ માં પેકયું સમાસા ઐ મારી theory નથી બનવાની તો સૌથી પહેલા માં પહેલા મને એ ખબર જુએ તે સાદા ઘણ માં ગહર ની લંબાઈ કેટલી હોય a બરાબર two r કોઈ લંબાઈ પછી ત્રીજા પૂછે ત્રીજા પછી લંબાઈ પૂછે પછી લખ્યું નાખું છું એક ગુના બાળી દુકાયેલ કર

actually સમસ્યા કેટલી પૈય્યા ગળ્યું pie by six સભી લખી શકો તર pie by six ક્યાંથી આવ્યું તો અગર તમને theory માં શિકેલા છો અને તેજ માં એનો ઘણ પછી કોઈ મને પૂછે ટક્કા વારી માં કઈ આગળી મારી packing ચ સમતા ટક્કા વાળી બાવન point છત્રીસ આવશે અને ખાલી વિસ્તાર કેટલો આવશે તો કુલચા weak point છત્રીસ ટક્કા clear ચાર પછી બીજા number નું બનવાનું છે BCC જેને અપને કહીયે છે અન્તઃ કેન્દ્રિત ઘણ ચલો સ્તર કેન્દ્રીત ઘણ તમે બનેલા છો અંતર કેન્દ્રિત ઘણ માં બાર ની લંબાઈ કેટલી આવશે તો ફુલ્લર by root three કઈ રીતે a square a square two a square a square three a square three a equal to root three equal તો four r three a બરાબર four r root x three પછી બીજા number માં બે ગુના બડી દુકાયેલ કલ અને શાસન કેન્દ્રિત ઘણ માં બે ગુના અસે two into four by three pie r cube eight by three pie r cube આવશે યાર પછી મને કોઈ પૂછી ટરેટીયુક સંતાન જો તમે ભૂલી ગયા હૈ તો મને શીખવાડી દો eight by three r cube શેડ માં four r by root three નો cube ગુણ્યાં છ કહી આગળી ચાર ચોક ચોક ચોસઠ બરાબર છે લખું ઉત્તર છે ચલો આ મારું કરું eight by three pie r cube three root three

આપ ભી પૂછી શકે અને ટક્કા વારી પૂછે તો આવશે અડસઠ ટક્કા આ ઘણી બધી લીખ્યો લેવી છે જે તમને anti cube માં કામ લાગી શકે